ગાયને ગાય બચ્ચા લોકો માટે ખાવા માટે ખાવા પણ પડીયુ છે અહીંયા.

અહીંયા એક છત પણ દેખાય રહી છે એક મસ્ત પ્લાન્ટ પણ દેખાય રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ આ ચિત્રમાં કે એક નાનું --

આ એક કાર વોશ ની જગ્યા છે ત્યાં કાર વોશ કરવા માટે આવેલા છે અહિયા આપડે જોઈ શકીએ છે કે એક પાઇપ પડી છે ઓલ્ડ રેડિયો મિર્ચી પણ દેખાય રહ્યો છે આપણને.

આ એક ચિત્ર મેટ્રો સ્ટેશન યા તો ફિર આ એક ચિત્ર એરપોર્ટ નું દેખાઈ રહ્યું છે.

અને ઘણા બધા ઉંમરલાયકો પણ અહીંયા દર્શન કરવા માટે આવેલા છે.

વાવ કઈક અલગજ પ્રકારનું આ દ્રશ્ય આપણને જોવા મળી રહ્યુ છે જ્યાં ઘણા બધા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈને આપણને અનુભવ થાય છે કે આ એક ઓલ્ડ --

જ્યાં ઘનઘોર વાદળા છે સરસ મજાનું તળાવ આપણને જોવા મળી રહ્યું છે અને અંધારી રાતનું આ ચિત્ર આપણને જોવા મળી રહ્યું છે.

વાઈટ મીઠો માવો જે બસો ચાલીસ નો મળે છે એ વાઈટ પેડા કેસર પેડા રબડી --

આ સ્ટોર મને ડેરી દેખાઈ રહી છે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે અહિયા બ્રેડ છે કેક કેક ની બેકરી દેખાઇ રહી છે.

અને બોજ બધી અહિયા અલગ-અલગ પ્રકારની આપણને જોવા મળે છે એક રેડ છે બ્લુ છે અને ઘણા લોકો અહિયા સાઇડ મા ઉભા છે.

અને આજુ-બાજુમાં ઘણા લોકો અ મજા માણી રહ્યા છે.

ક્લિનિક નુ છે આપડે જોઈ શકીએ છે કે આ--

સામગ્રી આપણને જોવા મળી રહી છે મશીન બાજુમાં પડ્યું આપણને જોવા મળે છે એક વીલચેર પણ આપણને સાઈડ માં જોવા મળે છે.

અહિયા મૂકેલુ છે અને આપડે જોઈ શકીએ છે કે આ કોઈ કૉલેજ નુ આપણને--

અને ખુબજ સરસ મજાનુ અહિયા ઝાડવા પણ આપણને સાઇડ મા જોવા મળી રહ્યા છે અને બૌ ક્લીન દેખાય રહ્યુ --

કારણ કે બધાએ સ્વેટર્સ એન્ડ ચાદર્સ ઓઢી છે બ્લેન્કેટસ ઓઢ્યા છે.

જે કપડાનું શોરૂમ છે ત્યાં બાર એક કાર પડી છે એક્ટિવા છે આપડે જોઈ છે કે ઘણા બધા લોકો શોપિંગ પણ કરી રહ્યા છે.

ઓ આ હોસ્પિટલ નુ એક દ્રશ્ય દેખાય રહ્યુ છે ત્યાં એક આઇ_સી_યુ નો રૂમ મને લાગી રહ્યો છે.

આ દ્રશ્યમાં આપડે જોઈ શકીએ છે કે આ એક ગામડાનું દ્રશ્ય છે ત્યાં ઘણા બધા ઝાડ છે પાઈપ પડી છે.